એક ભાઈ તબલા વગાડી ર્ ઢોલક વગાડી રહ્યુ છે.

કોઈ કઈક કસરત કરી રહ્યું છે તો કોઈક બીજી કસરત કરી રહ્યું છે.

પાછળ પણ વેટિંગ એરિયા મુકેલો છે.

રોયલ ટચ લક્ઝરી ને લેમિનેટ્સના નામની દુકાન દેખાય છે.

સરસ મજાનો ફેસ્ટિવલ લોકલ ફુડ ફેસ્ટ નામની જગ્યા છે.

એક બાજુ નેટ બાંધેલી છે કે કદાચ એમાં કોઈ ગેમ્સ રમી શકાય.

સરસ મજા ની જગ્યા દેખાઈ રહી છે પાછળ નદી છે અને ટેકરા ઉપર જેવું આ જમીન છે.

મંદિરનું દ્રશ્ય દેખાઈ રહ્યું છે ઉપર માં એટલે માતાજીનું મંદિર હોઈ શકે છે આ.

એમાં આગળ એક સરસ મજાનું ચિત્રણ કરેલું માતાજીની મૂર્તિ દેખાય છે.

આગળ બે ત્રણ જણા લાઈન માં ઊભા છે એક ભાઈ પાર ઉભા રહીને આ બધાને જોઈ રહ્યા છે.

આથોરાઈશ સર્વિસ સેન્ટર નામનું એક બેનર લગાવેલી દુકાનની નીચે આ બધા ઊભા છે.

એક ભાઈ એના નાના બાળક સાથે સેલ્ફી લઈ રહ્યા છે.

જેનો ફો જે ગાડીનો નંબર છે જી_જે ફિફટીન એ_ડી થ્રી જીરો ફ઼ૉર ફ઼ાઇવ્ છે.

એક મોટું જિમ દેખાય છે જેમાં ઘણા બધા જિમ ના કસરત કરવાના સાધનો દેખાય છે.

સ્ટેજ ઉપર સફેદ રંગનું ચાદરથી શણગાર કરેલો છે.

વાદળી રંગનું આકાશ તો ખૂબ જ સુંદર દેખાય છે.

એક બાઈક ઉપર કાળા રંગનું પ્લાસ્ટિક બાંધેલો છે એની ઉપર કોઈ કપડું ટંગાવી રાખેલું છે.

એક નળની નીચે મોટું તગારું રાખેલું છે.

પામના ઊંચા ઊંચા જાળો પણ રોપેલા દેખાય છે.

બાજુમાં વાપી એવુ મોટુ બેનર ઇમારત ઉપર લગાવેલુ છે.

જ્યાં બધા લોકો નીચે બેસીને ભોજન કરી રહ્યા છે.

એક જૂનું પુરાણું કબાટ દેખાય સે જેને તાળું લગાવેલું છે.

એક દીકરીના લગ્ન હોય અને માથે છત્ર લઈને જતા હોય તેને પણ શણગારીને રાખ્યો છે બાજુમાં.

એક પીળા રંગના ટીશર્ટ વાળા ભાઈ ત્યાં ઉભા રહીને બધું જોઈ રહ્યા છે.

અને ત્યાં ટેબલ ઉપર સોસ ની બોટલ મીઠા મરચાની બોટલ અને મેન્યુ કાર્ડ પણ રાખેલું છે અને નીચે લીલા રંગનું પાથરનું પાથરેલું છે.

ઘણા બધા પથ્થરની અંદરથી ઝરણું વહી રહ્યું છે.